Okay શું હું જાણી શકું તમારી મનપસંદ game કઈ છે? એ નઈ આમ અમ nature મતલબ અત્યારે કઈ મતલબ game ગમે છે જેમ કે કોઈ cricket હોય છે. મારી મનપસંદ તો cricket છે અને મેં તો કા કાલે cricket ને લગતી information પણ collect કરી છે મતલબ કાલે તેને નીલામી હતી તે પણ મેં જોઈ છે. તો તમે જોઈ છે કાલની નીલામી? હમ હમ હમ હમ

હા હમ હમ નીલામીમાં અમ સૌથી વધારે player કયો કયો વધારે વેચાણો છે આમ? તમારા ઘરમાં કોઈ TV છે કે તમે કોઈ phone માં આ નીલામી જોઈ હતી?

મેં તો નીલામી phone માંથી જ જોઈ છે. phone માંથી telegram માંથી મારી એક મતલબ મારા friend ની એક એક channel હતી. તેમાંથી નીલામીની બધી મતલબ અમ link send કરતો હતો. તેમાંથી જ મેં જોઈ છે. હું પાંચ વરસથી fan છું. પેલા તો હું cricket નતો જોતો. પછી પાંચ વરસથી મેં જોવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે તો હું cricket નો fan થઇ ગયો છું. અને મારી મનપસંદ game cricket જ બીજી કોઈ મનપસંદ game નથી. તમારી કોઈ મતલબ અમ phone માં કંઈ youtube channel છે તમારે? મતલબ તમે કોઈ અમ ભૂતકાળમાં કોઈ youtube channel બનાવી છે અથવા તો તમે ભવિષ્યમાં અમ અમ youtube channel બનાવા ઈચ્છો છો? Okay ઘરે મતલબ કોઈ ફરવા જવાનો શોખ છે બહાર? કારણ કે મારે તો અત્યારે ફરવા જવાનો શોખ છે. અને મારે મતલબ ભવિષ્યમાં ફરવા પણ જવાનું છે. મેં વિચારેલું છે મારે અત્યારે રાજસ્થાન જવાનો વિચાર છે. રાજસ્થાનમાં મારે જેતપુરમાં એક દરગાહ છે ત્યાં જવાનો વિચાર છે. તમારે તે દરગાહ વિશે શું કેવું છે? તમે કોઈ દિવસ ગેલા છો? હમ હમ હમ હમ મતલબ કોઈ અમ તમે અમ ભવિષ્યમાં જવા ઈચ્છો છો?

Okay બોટાદમાં તમે જે દુકાને કામ કરતા હતા તે શેની દુકાન હતી? હમ હમ અત્યારે તો તમારો મનપસંદ અમ મતલબ hero કોણ છે? અત્યારે અત્યારે તમારે કોઈ મનપસંદ movie કઈ છે? movie song

મતલબ આમ તમારે future માં કયો મતલબ sorry અમ movie માં કયો hero સારો લાગે છે? તમે તેની વધારે movie જોતી મતલબ જોઈ હોય? Okay તમારે કોઈ ને મતલબ તમે કોઈ netfilx use કરો છો? જેમાં કોઈ web web series જોતા હોય અથવા તો કોઈ movie જોતા હોય? કે cartoon movie જોતા હોય? Okay તમે office જવામાં તમે driving માં મતલબ ચાલીને જાઓ છો? અથવા તો vehicle માં જાઓ છો? personal vehicle છે અથવા તો કોઈ bus માં જાઓ કેવી રીતે જાઓ છો? રાતે જવા રાતે તમે કેવી રીતે જાઓ છો? મતલબ રીક્ષામાં જાઓ છો bus માં જાઓ છો? હું તો job કરું છું મારે job નો timing તો એકથી દસનો છે પણ હું ઘરેથી તે સાડા અગિયાર નીકળી જાઉં છું કારણ કે ત્યાં વેલા પહોચાવાનું હોય છે અને હું દરરોજ વેલા પણ પહોચું છું. ને હું જાઉં છું bus માં જાઉં છું. પેલા તો ચાલી ને જાઉં છું બહાર નીકળવાનું હાય છે. પછી ત્યાંથી એક લાલ bus પકડું છું. લાલ bus થી હું office જાઉં છું અને office જઈને સારી રીતે હું કામ કરું છું. અમ સારી રીતે communication મતલબ સારી અમ મતલબ call center મા સારી information બધાને આપું છું. પછી રાતે હું છૂટું છું. ત્યારબાદ રીક્ષાથી હું મારા ઘરે પાછો જાઉં છું ને પછી ઘરે જઈને ખાઈ-પીને હું સુઈ જાઉં છું. તમારી દિનચર્યા શું છે? આખા દિવસની દિનચર્યા કહી શકો છો? કઈ નઈ તમે કેટલું ભણેલા છો? અત્યારે શું તમે વિચારો છો પાછી college કરવાનું? કે હવે ભણવાનું મૂકી દીધું છે આમ?

હું તો બાર સુધી ભણેલો છું. બાર પછી મારે college કરવાનો બઉ ઈચ્છો હતો. પછી father મતલબ મમ્મી ના પડતા હતા તેના માટે પછી મેં collage મૂકી દીધી. મતલબ collage કરી જ નથી.

હવે મારે વિચાર છે કે હવે college કરી લઉં. કારણ કે અમ ભવિષ્યમાં college ની degree વધારે important છે. તો તેના માટે અત્યારે પણ હું અમ college નું તે મતલબ college માં education લેવા માંગુ છું. મારે ઓલા વરસે જ છઠ્ઠા મહિનામાં એક admission ચાલુ થશે. ત્યારે હું ગુજરાત college માં B com જ લેવાનો છું.

હા મેં તો છાપામાં વાંચ્યું હતું. હવે તો ત્રણ વરસ નઈ થાય. હવે ગુજરાતમાં ઓલા વરસથી ચાર વરસની college થવાની છે. તો ચાર વરસનું education college મા લેવું પડશે. અને એ પણ news સાંભળી હતી કે

હવે તો ગુજરાત તમારે ગુજરાતીમાં તો ફરજીયાત ભણવું પડશે. તમારે આ વિશે ચર્ચા માટે આ જે સરકાર આવી રીતે કરે છે તો તેના માટે તમને શું લાગે છે? આ સાચો નિર્ણય છે કે તમને તમારા માટે ખોટો નિર્ણય છે આ? દસમાં માં તો હું બોટાદમાં સર્વોદય વિદ્યાલયમાં ભણેલો હતો. અગિયાર અગિયારને બાર મેં સ્વામી વિવેકાનંદ school માં કરેલું છે. તમે ક્યાં કર્યું હતું બોટામાં?

બારમાં માં તો મારે બે હજાર વીસમાં mas promotion મળી ગયું હતું. તેના માટે ટકા તો આમ છપ્પન ટકા આવ્યા છે. કારણ કે મેં exam નહતી આપી. કોઈએ પણ ગુજરાતમાં જાજા ભાગે લોકોએ exam નહતી આપી. તેના માટે મેં પણ exam નહતી આપી અને mas promotion થી હું પાસ થઇ ગયો હતો. તો તમારે બારમાં માં કેટલા ટકા આવ્યા હતા?

તો college માં તમારે કે ટી શા માટે આવી એટલે college માં તમને ગમતું નહતું કે કોઈ બીજા કારણથી તમારે કે ટી આવી છે? તમે તો એક વરસ college નું પણ કરેલું છે. તો હું જાણવા માંગુ છું તમને school માં મજા આવતી હતી કે college માં મજા આવતી હતી? મતલબ school ના friend સારા હતા કે college ના friend સારા હતા?

અગિયારમાં માં પણ મારે સારા friend હતા. અગિયારમાં માં સારા teacher પણ હતા. બારમાં પણ હું સ્વામી વિવેકાનંદ માં જ ભણેલો છું. ત્યાં પણ સારા friend હતા. સારા શિક્ષક હતા. અત્યારે તો બધા friend અલગ થઇ ગયા છે. કારણ કે હવે તો city જ તે છે આખું ફરી ગયું છે. શહેર જ આખું ફરી ગયું છે. બીજા ભાઈબંધ પોતાના job માં લાગી ગયા. બીજા ભાઈબંધ પોતે college કરવા માંડ્યા. હું પછી job માં લાગી ગયો. મેં તો કાંઈ college કરી નથી. તમારા friend અત્યારે તમારા contact માં છે કે અત્યારે તે પણ અલગ થઇ ગયા છે હાવ? ok અને શું જાણી શકું છું તમારો મનપસંદ તહેવાર કયો છે? ઈદ અને ઉતરાયણ ઉતરાયણ નઈ ઈદ ઈદની તો મને વધારે તો કઈ ખબર નથી. ઈદના વિશે જણાવી શકો છો તમે?

નાહતો પણ નથી હું direct પતંગ ચગાવા અગાસી પર વહ્યો જાઉં છું. અને પતંગ ચગાવું છું, ચીક્કી પણ ખાઉં છું. પછી અગાસી ઉપર જ બધું ખાઈએ છીએ. બપોરનું જે ખાવાનું છે ને એ પણ અગાસી ઉપર જ ખાઈએ છીએ. ને ઉતરાયણમાં મારું મનપસંદ મતલબ ખાવાનું શેરડી ખાઉં છું, ચીક્કી ખાઉં છું. મને બઉ તે મજા આવે છે ખાવા માટે. તમે ઈદ મા મતલબ તમે શું બનાવો છો ઘરે? મતલબ કોઈ હા મતલબ સારી તો વાનગી તો તમે બનાવતા જ હશો મતલબ શું બનાવો છો દર વખતે તમે? અત્યારે તો મતલબ ફરી ગયું છે અત્યારે તો હું job જ કરું છું. કારણ કે અત્યારે job કરીને મારે મારું ભવિષ્ય આગળ વધારવું છે. અત્યારે તો હું job કરું છું. job માં હું વધારે મહેનત કરીશ. વધારે મહેનત કરીશ પછી મારે salary વધશે. હું ઉપરની post ઉપર જઈશ. પછી હું તેમ આગળ મતલબ મારી life ને આગળ વધારવા માંગુ છું. તમે અત્યારે job કરો છો તો પછી તમે job પછી તમારે job continue રાખવાની છે? તમે મતલબ તમે અત્યારે તમે job કરો છો તેમાં મતલબ english માં અત્યારે તમે english શીખો છો કે નઈ job સાથે? ને મારે મારે તો અત્યારે માટે job કરું છું તે મારા માટે બે જ job છે. કારણ કે અત્યારે આ job માં કામ કરીશ. વધારે મહેનત કરીશ અને એમાં હું વધારે ઉપર આગળ post માં જઈશ. તો શું જાણી શકું છું તમારે મતલબ તમે નાના હતા ત્યારે કયું ખેલ તમે ઘર પાસે રમતા હતા? મતલબ phone ની તો વાત નથી કરતો. અત્યારે technology ના કારણે કોઈ અત્યારે ઘરની તો બહાર નથી નીકળતું રમવા માટે.

મારે તો મનપસંદ cricket જ હતું. cricket જ રમતો હતો. અને મારે તો મનપસંદ cricket અમ player છે MSDhoni તમારો મનપસંદ મતલબ favorite player કયો છે? મતલબ ખેલાડી કયો છે? શું હું જાણી શકું છું IPL અત્યારે વધારે રન કોને બનાવ્યા છે? વધારે cricket કોને sorry wicket કોને લીધી છે? અમ વધારે purple cap જે આવે છે orange cap આવે છે તે વધારે કોને લીધી છે? તમે જાણી શકો છો ત્યારે?

મારો અવાજ આવી રહ્યો છે તમને? મારા મુજબ તો અત્યારે અમ અત્યારે મારો તો favorite મતલબ મારો મનપસંદ ખેલાડી તો ધોની છે. પણ વધારે રન માર્યા હોય તો હું વિરાટ કોહલીને જ આગળ લઈશ. કારણે તે વધારે રન માર્યા છે. wicket માં તો આગળ છે બુમરાહ મારા અંદાજ પ્રમાણે બુમરાહ આગળ છે અને purple cap ની વાત કરું તો જે wicket લીધેલી છે વધારે wicket લીધેલી છે અત્યારે લગીમાં તો બ્રાઓ એ વધારે wicket લીધેલી છે. purple cap વધારે બ્રાઓ પાહે છે મારા અંદાજ પ્રમાણે. મતલબ તમે કબ્બડી જોઓ છો અત્યારે કે કબ્બડી પણ નથી જોતા? ઓ final કોની-કોની વચ્ચે team હતી? મતલબ final માં કઈ-કઈ team હતી?

કબ્બડીમાં તમારો મનપસંદ ખેલાડી કયો હતો? મારો તો અત્યારે મનપસંદ ખેલાડી મતલબ પેલા હું જોતો હતો ત્યારે તો મનપસંદ ખેલાડી તો મારે પ્રદીપ નરવાલ જ હતો. અત્યારે તો મેં વાત સાંભળી છે પવન સેહ્રવાત નામનો એક ખેલાડી છે તે વધારે point લીધા છે. અત્યારે તો આગળ તો પ્રદીપ નરવાલ જ છે. મતલબ તમે જયારે અત્યારે બીજી વાત કરવા માંગુ છું. જેમ કે તમે શહેર change કર્યું છે મતલબ city change કર્યું છે. અત્યારે કેવી feeling છે? મતલબ પેલા જ્યાં રેતા હતા. પેલા તમારે જે ગામ હતું તે ગામને મુકવાનું તમને કોઈ દુખ ના થયું? તમે આખું ગામ મુકી દીધું, તમે બીજા city માં આવી ગયા.

તો હવે તમે મતલબ બાવીસ વરસના તો તમે થઇ ગયા છો. મતલબ તમે હવે college ક્યારે કરશો? ભણશો ક્યારે? મતલબ college ક્યારે કરશો? job ક્યારે કરશો? marriage ક્યારે કરશો? તે બધું કઈ અમ મતલબ ભવિષ્યનું તમે કઈ વિચાર્યું છે? અને મેં અમ લગ્નનું કાંઈ વિચાર્યું છે તમે? મારે તો અત્યારે અઢાર વરસની ઉંમર છે. અત્યારે તો હું job કરું છું અને મારે તો વિચાર છે સૌથી પેલા મારી college પૂરી કરીશ. ત્રણ અમ ચાર વરસ થઇ ગયા છે college ના હવે તો તો ચાર વરસ હું college પૂરા કરીશ. પછી સાથે-સાથે job પણ કરીશ. ખાલી એક અમ college નઈ કરું. job માં પણ હું મારું career આગળ વધારીશ. અને પછી લગ્નનો વિચાર તો મારે અત્યારે છે જ નઈ. અત્યારે તો મારે લગ્ન કરવાના જ નથી. અત્યારે તી હું મારા કામ પર વધારે અમ focus કરવા માંગુ છું. વધારે હું કામ કરવા માંગુ છું. અને મારા માતા-પિતાનું નામ રોશન કરવા માગું છું. ને તમે મતલબ આગળ વધારે તમે શું કરવા માગો છો? જેમ કે તમે job કરશો પછી college કરશો. આગળ મતલબ તમે બત્રીસ-તેત્રીસ વરસ પછી તમે પાછી આ job ચાલુ રાખવા માંગો છો?

તો અહીંયા જુઓ ચાર છે અથવા તો એકલા ચાર ઓકે ઝીરો ચાર અથવા તો ઝીરો ચાર તો ચારને તમે ભાગો તો ચાર એકા ચાર okay ઝીરો આવવાનો છે તો બે હાજર ચાર એ લિપ વર્ષ છે okay ઓગણીસો ઓગ્નીશ Okay તો ઓગણીસ ને ચાર વડે ભાગો okay તો ચાર વડે ભાગો તો ચ્ગોગું છોગું સોળ ચાર પંચ વીસ વધી જાય છોગું છોગું સોળ થી જ આપણે ભાગતા છીએ તો સત્તર અઢાર અને ઓગ્નીશ ઝીરો અને થ્રી okay તો અહીંયા સીટ વધે છે. નિશેષ ભાગી શકાતું નથી એટલા માટે આ લીપ વર્ષ નથી અને બે હાજર અડતાલીશ તો અડતાલીશ ને તમે ભાગો ચાર વડે તો ચાર okay ચાર okay અને ઉપરથી ઉતારો આઠડો તો ચાર દુ આઠ okay એને પણ ઝીરો વધે છે એનો મતલબ આ લિપ વર્ષ છે પ્રકાર વનની અંદર જો તમે class three ની exam ની તૈયારી કરતા હોય તો આ type નો નાનો એવો MCQ બની શકે કોઈ સાલા લીલી હોય અને તમને પૂછે છે કે આ લીપ વરસ છે કે નહીં તે ચકાસો તો simple રીતે તમારે શું કરવાનું છેલ્લા બે આંકડાની વર્ષના ચાર વડે ભાગવાના તો ચાર વડે નિશેષ ભાગી શકાય તો એનો મતલબ શેષ ઝીરો ઝીરો વડે તેનો મતલબ એ લિપ વર્ષ છે અને જો તે જ ઝીરો ના મળે તો તે લિપ વર્ષ નથી બીજી વસ્તુ કે છેલ્લે બે આંકડા ઝીરો હોય તો કંઈ નહીં કરવાનું આગળના બે આંકડાને ચાર વડે ભાગવાના તો આગળના આંકડાને તમે ચાર વડે ભાગશો અને એક ઝીરો મળે છે તો લિપ વર્ષ છે જો ઝીરો મળતો નથી તો તે લિપ વર્ષ નથી હવે પ્રકાર number એકની અંદર તમને ખબર પડી ગઈ હવે હવે આપણે જોઇશું પ્રકાર number બે ના દાખલા એ છે તે જ તારીખનો બીજા વર્ષની અંદર વાર શોધો કોઈ તારીખ આપેલી હશે અને કોઈ સાલ આપેલી હશે એ સાલ છે એ બદલાઈ જશે પરંતુ એ તારીખ એના એ જ રહેશે તો તારીખ same રહેશે પરંતુ વર્ષ બદલાઈ જશે તો આવા દાખલા ની અંદર કઈ રીતના શોધવું તે આજે આપણે જોઇશું તો બીજી વસ્તુ તમને કહી દઉં કે આ પણ class થ્રી level ની exam ની અંદર પુછાઈ જાય કે એનું કોઈ master નથી જોવો તો આની અંદર પણ હું મેજીક મુદ્રા આપું છું કે તમે સમજી લેજો એની જે ચાવી છે એ કી આપું છું એને સમજી લેજો જ્યારે પણ આ type ના example પુછાય હવે હું તમને એક example આપું એટલે તમને idea આવી જશે જેમ કે પાંચ ત્રણ બે હાજર ને ઓગણીશ પાંચ ત્રણ બે હજાર ને ઓગણીશ મંગળવાર છે. Okay તો દસ sorry તો પાંચ ત્રણ બે હાજર ને ત્રેવીસ કયો વાર હશે તો આને આ type નું example કહીશું મતલબ કે તમે જોશો કે જે તારીખ અને month છે. એ સેમ રહેશે તારીખ અને મંથ સેમ રહેશે પરંતુ જે વર્ષ છે તે વર્ષ change થઈ જશે અહીંયા બે હાજર ઓગણીસ હતું અહીંયા બે હાજર ની ત્રેવીસ થઈ ગયું તો આને આપણે પ્રકાર number બે કહીશું તો આની અંદર શું કરવાનું okay આ રીતે આવા કોઈ દાખલા હોય જેમાં તારીખ મહિનો સેમ હોય પરંતુ વર્ષ change થઈ ગયું છે તો આનો જવાબ કઈ રીતે મળે એના માટે અહીંયા short cut જોઈશું તો megic મંત્ર શું કહે છે આની અંદર

તો જ્યારે પણ તમે એક વર્ષમાંથી બીજા વર્ષમાં કૂદકો મારતા હોય તો એક વર્ષમાંથી બીજા વર્ષમાં જતા જો લિપ વર્ષ હોય લિપ વર્ષ એટલે શું તે લિપ વર્ષ એટલે આગળ તમને કહેવાય કે ચાર વડે ભાગવાનું Okay જીરો જીરો મળે તો લિફ્ટ વર્ષ મળે જીરો જીરો ના મળે તો લિપ વર્ષ નથી okay લિપ વર્ષ એટલે ફેબ્રુઆરી મહિનામાં ઓગન્તીસ દિવસ હોય જો લિપ વર્ષ હોય તો આપણે plus બે કરીશું okay અને જો સામાન્ય વર્ષ હોય તો આપણે plus એક ઉમેરીશું પરંતુ ધ્યાન રાખવાનું ધ્યાન શું રાખવાનું છે ધ્યાન એ રાખવાનું છે કે ભલે લીપ વર્ષ છે.

એક જ ઉમેરવાનો કારણ કે આપણે અહીંયા plus બે શું કરવા કર્યા છે સામાન્ય વર્ષની અંદર plus એક કર્યો છે અને લિપ વર્ષમાં બે વર્ષ બે plus બે કેમ કરીએ છીએ કારણ કે લિપ વર્ષમાં એક વધારાનું દિવસ હોય

પરંતુ એ ગણતરીની અંદર ફેબ્રુઆરી મહિનો આવતો જ નથી તો પછી આપણે plus બે ઉમેરવાની જરૂર નથી plus એક જ ઉમેરવાનો તો અહીંયા એટલા માટે પરંતુ કહીને એક master વાક્ય લખેલું છે કે ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો છે. કે ફેબ્રુઆરી મહિનો આવવાનો બાકી છે આ તમારે ખાસ યાદ રાખવાનું અને આ વસ્તુ ક્યાં જોવાની કયા વર્ષમાં જોવાની ખાલી ખાલી લીપ વર્ષમાં ધ્યાન રાખવાનું કે આ મેં જે છેલ્લું વાક્ય લખ્યું કે ફેબ્રુઆરી મહિનો બાકી છે કે જતો રહ્યો એ સેમા જોવાનું જ્યારે લિપ વર્ષ હોય એની અંદર જ જોવાનું સામાન્ય વર્ષમાં જોવાની જરૂર નથી જો સામાન્ય વર્ષની અંદર હોય તો હંમેશા plus એક જ ઉમેરાશે ધ્યાન રાખવાનું પરંતુ લિપ વર્ષ હોય અને ફેબ્રુઆરી મહિનો બાકી હોય તો plus બે ઉમેરવાનું જતો રહ્યો હોય ગણતરીમાં નથી આવતો તો plus એક જ ઉમેરીશું clear ને i hope આ વસ્તુ ખબર પડી ગઈ હશે હવે example ચલાવીશ એટલે ધીમે ધીમે તમને ખબર પડી જશે ચલો સૌથી પહેલું જ example પાંચ માર્ચ બે હાજર ને છો સોમવાર છે તો પાંચ માર્ચ બે હાજર ને સાત કયો વાર હશે તો ચાલો હું પહેલા લખું છું કે પાંચ માર્ચ okay બે હાજર ને છો કયો વાર છે ભાઈ

તો આપણે જોવાનું કે લિપ વર્ષ છે કે નહીં તો જોવો બે હાજર ને સાત લિપ વર્ષ છે બે હાજર છો લિપ વર્ષ છે તો ના બે હાજર છો લિપ વર્ષ છે ના બે હાજર સાત લિપ વર્ષ છે તો અમારે simple શું કરવાનું plus એક add કરવાનો હવે plus એક add કરો તો સોમવાર plus એક એટલે કે મંગળવાર તો પાંચ માર્ચ બે હાજર ને સાત કયો વાર હશે ભાઈ મંગળવાર હશે આ તમારો answer મળી ગયો બોલો છે કે નહીં simple તમારે ધ્યાન શું રાખવાનું લીપ વર્ષ છે કે નહીં એમાં લિપ વર્ષ હોય કે લિપ વર્ષ ના હોય તો લીપ વર્ષ ના હોય તો plus એક ઉમેરી દો okay તો plus એક તમારે યાદ રાખવાનું. જો લિપ વર્ષ હોય તેમજ જોવાનું કે ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો છે કે બાકી છે જો બાકી હોય તો plus બે જતો રહ્યો હોય તો ગણતરીમાં નથી આવતો તો આપણે plus એક જ add કરીશું અને એવી લિપ વર્ષ હોય

તો બે હાજર છો કે બે હાજર સાત બંને માથી એક પણ લીપ વર્ષ નથી okay તો આપણે plus એક જ ઉમેરીશું plus એક ઉમેરો એટલે કે સોમવાર plus એક એટલે કે મંગળવાર તો મંગળવાર આપણો answer આવી જશે ચલો બીજા number નું example જુઓ બાવીસ જાન્યુઆરી બે હાજર ને સાત બુધવાર છે તો બાવીસ જાન્યુઆરી બે હાજર આઠ કયો વાર હશે અહીંયા લખું છું બાવીસ એક બે ઘજર ને સાત કયો વાર છે ભાઈ

બે હાજર સાત લિપ વર્ષ છે તો કે ના નથી okay બે હાજર આઠ લિપ વર્ષ છે તો કે હા લીપ વરસ છે કારણ કે આઠને તમે જુઓ ચાર વડે ભાગો તો ચાર દુ આઠ એનો મતલબ બે હાજર આઠ એ લિપ વર્ષ છે. હવે તમે બે હાજર આઠ ની અંદર જોવો કે ફેબ્રુઆરી મહિનો આવવાનો બાકી છે તે ગણતરીની અંદર આવે છે આની અંદર તમે જોશો તો ફેબ્રુઆરી મહિનો બે હાજર આઠ ની ગણતરીમાં આવતો જ નથી. કારણ કે આપણે ક્યાં પહોંચવાનું છે ખાલી ને ખાલી પહેલા મહિનાની અંદર જ પહોંચવાનું છે આની પછી બીજો મહિનો પછી ત્રીજો મહિનો પછી ચોથો મહિનો આવશે બે હાજર આઠ નો પરંતુ આપણી ગણતરીની અંદર બાવીસ એક બે હાજર સાત થી લઈને બાવીસ એક બે હાજર આઠ માં ફેબ્રુઆરી મહિનો ફેબ્રુઆરી મહિનો આવતો નથી લીપ વરસ આવતું નથી એટલા માટે તૈયાર પણ આપણે plus એક જ ઉમેરીશું ભલે આ લીપ વર્ષ છે. બે હાજર ને આઠ ભલે લીપ વર્ષ છે પરંતુ બે હાજર ને આઠ નો ફેબ્રુઆરી મહિનો આપણી ગણતરીમાં આવતો નથી okay તો અહીંયા આપણે plus એક ઉમેરીશું તો બુધવાર plus એક તો answer શું આવી જશે આપણું ગુરુવાર આવી જશે okay જો આ વસ્તુ સમજાવવા માટે તમને થોડું વોમ અપ કરાવું છું એના માટે ધડાધડી લાંબા example આપણે જોઇશું થોડું હું તમને કરાવી લઉં ઓકે તો પહેલા example માં જોઈશું. કે બંને બંને લિપ વર્ષ સોરી બંને સામાન્ય વર્ષ છે તો આપણે simple plus એક ઉમેરીશું અહીંયા એક લિપ વર્ષ છે અને એક સામાન્ય વર્ષ છે પરંતુ લીપ વરસ છે એનો ફેબ્રુઆરી મહિનો આપણી ગણતરીમાં આવતો જ નથી. okay

એટલે તમારો જે concept છે એ stal clear થઈ જાય જોવો ત્રીજા નંબરનું example શું કહે છે બાવીસ માર્ચ બે હાજર ને સાત શનિવાર છે તો બે બાવીસ માર્ચ બે હાજર ને આઠ કયો વાર હશે? તો સૌથી પહેલા હું લખી દઉં છું બાવીસ માર્ચ okay બે હાજર ને સાત કયો વાર છે ભાઈ શનિવાર છે okay તો શોધવાનું શું છે બાવીસ માર્ચ બે હાજર ને આઠ કયો વાર હશે હવે તમે જુઓ બે હાજર ને સાત લિપ વર્ષ છે નથી બે હાજર ને આઠ લિપ વર્ષ છે તો કે હા હવે બે હાજર ને આઠ લિપ વર્ષ છે તો એનો ફેબ્રુઆરી મહિનો ગણતરીની અંદર આવે છે કે નહીં તો કે હા આવે છે કેમ કારણ કે અહીંયા તમે તારીખ જોવા ત્રીજો મહિનો છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક બે હાજર ને આઠ નો ત્રીજો મહિનો પણ આવતો હશે okay એટલે કે લિપ વર્ષમાં બીજો મહિનો પણ આવે છે અને ફેબ્રુઆરી મહિનો પણ આવે છે. એટલા માટે અહીંયા આપણે શું કરીશું? plus ટુ કરીશું કારણ કે લિપ વર્ષ છે અને લિપ વર્ષની અંદર જે લીપ વરસનો ફેબ્રુઆરી મહિનો છે તે ગણતરીની અંદર આવે છે એટલા માટે અહીંયા આપણે plus ટુ કરીશું

અત્યારે હાલ તમને ત્રણ example જણાવ્યા એ ત્રણ example થી તમારું વોર્મ અપ થઈ ગયું આવા દાખલા ને ગણવા માટે હવે તમને ક્યાંય પણ ભૂલ નહીં પડે કારણ કે આ ત્રણ example ની અંદર જે તમારો concept છે એ clear કરાવી દીધો okay હવે આપણે મોટા example જોઈશું okay ચાલો તો ચોથા number ના example જુઓ બાવીસ માર્ચ બે હાજર ને આઠ શનિવાર છે તો બાવીસ માર્ચ અને બે હાજર દસ કયો વાર હશે ચલો તો સૌથી પહેલા લખી દો બાવીસ માર્ચ બે હાજર આઠ બરાબર છે ભાઈ કયો વાર છે ભાઈ શનિવાર છે ઓકે તો બે હાજર નવ અને બે હાજર દસ આપણે ક્યાં પહોંચવાનું છે બે હાજર દસ ની અંદર પહોંચવાનું છે જો અહીંયા હું Example ગણાવું છું okay તમને શીખવાડું છું એટલા માટે આ બધી મજૂરી કરું છું મતલબ કે આવી રીતે બધું લખું છું તમે exam ની અંદર આવું બધું નહીં લખવાનું direct કરી દેવાનુંબે હાજર અઆથ નવ દસ okay one two three okay આ રીતના તો સૌથી પહેલા બે હાજર આઠ લિપ વર્ષ છે કે નહીં તો જોવાનું હા વર્ષ છે હવે બે હાજર આઠ લિપ વર્ષ છે પણ ફેબ્રુઆરી મહિનો એની ગણતરીમાં આવે છે કે નહીં તો જોવો. ફેબ્રુઆરી મહિનો ગણતરીમાં નથી આવતો કારણ કે ફેબ્રુઆરી મહિનો ક્યાં હશે બીજો મહિનો છે તો ઉપર હશે જે આપણે નીચેની ગણતરી કરીશું એટલે નીચે જવાનું છે આપણે તો okay વરસના વર્ષ નીચે જવાનું છે. અને બે હાજર આઠ નું લિપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો તો ઉપર રહી ગયો કારણકે ત્રીજા મહિનાની તારીખ છે અને આપણે નીચે જવાનું છે okay ફેબ્રુઆરી મહિનો આવતો નથી એટલા માટે આપણે plus એક જ કરીશું plus એક બે હાજર ને નવ લીપ વર્ષ છે તો નથી plus બે હજારને દસ લિપ વર્ષ છે તો આપણે plus એક plus એક કરીશું okay અહીંયા તમે જુઓ તો દાખલો લખું શીખવાડવા માટે તો બાવીસ ત્રણ બે હાજર નવ કયો વાર હશે તો શનિવાર હશે અરે યાર રવિવાર હશે okay અને બાવીસ ત્રણ બે હાજર દસ કયું વાર હશે તો અહીંયા સોમવાર હશે okay તો આપણો answer શું આવી જશે સોમવાર આવી જશે okay કારણ કે આપણે શું શોધવાનું છે બાવીસ ત્રણ બે હાજર દસ કયો વાર હશે તો બાવીસ ત્રણ બે હાજર દસ સોમવાર હશે clear concept clear થઈ ગયો ચલો પાંચમા number નું જોઈએ. પચીસ એપ્રિલ બે હાજર સત્તર મંગળવાર છે તો પચીસ એપ્રિલ બે હાજર ત્રેવીસ કયો વાર હશે ચલો તો અહીંયા લખું છું પચીસ એપ્રિલ બે હાજર સત્તર કયો વાર છે ભાઈ મંગળવાર છે કયો વાર છે મંગળવાર છે આપણે કયા વર્ષમાં પહોંચવાનું છે બે હાજર ત્રેવીસ માં પહોંચવાનું છે ચલો આપણે પહોંચી જઈએ બે હાજર સત્તર પછી બે હાજર આધાર બે હાજર ઓગણીસ બે હાજર વીસ બાવીશ અને ત્રેવીસ okay હવે જોવાનું બે હાજર સત્તર લીપ વર્ષ છે કે નહીં okay એમાં કંઈ ન ખબર પડે તો આવી રીતે કરી દેવાનું ઓકે ચોગુ ચોગુ સોળ તો છોગું છોગું શું થાય સોળ થાય okay તો લીપ વરસ નથી. બે હાજર અઢાર ની લીપ વર્ષ છે કે નહીં ના ખબર પડે તો આ રીતે કરી દેવાનું okay ચોગુ ચોગુ સોળ સત્તર ઓકે બે તો લીપ વર્ષ નથી okay ચલો બે હાજર સત્તર લીપ વર્ષ છે તો બે હાજર સત્તર લિપ વર્ષ નથી.

તો કે હા બે હાજર વીસ લિપ વર્ષ છે તો જુઓ અહીંયા હું તારીખ લખું છું પચીસ okay એપ્રિલ પચીસ એપ્રિલ બે હાજર વીસ તો એપ્રિલ મહિનો

બે હાજર એકવીસ લિપ વર્ષ છે તો ક્યાં ના નથી તો એક ઉમેરીશું બે હાજર બાવીશ લિપ વર્ષ છે તો કે ના નથી તો plus એક ઉમેરીશું બે હાજર ત્રેવીસ લિપ વર્ષ છે તો કે ના નથી તો આપણે plus એક ઉમેરીશું Okay તો આપણી તારીખ મળી ગઈ પચીસ એપ્રિલ બે હાજર ત્રેવીસ એ આપણે શોધવાની છે ચાલો સવારે શરૂ કરો તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો મંગળવાર અને plus ચાર કરો તો ફરીથી શું આવી જાય મંગળવાર

રુહી કરી ને જોયું તો અંદર ચિમડાય ગયેલું અડઘુ જ પાન હતું. બે દિવસ થી હસમુખ ને પાન લાવવાનું યાદ કરાવતા છતાં એ ભુલી જ જતો હતો. પ્રભાશંકરે ખુબ કાળજી થી અડઘા પાનને બે ભાગ કર્યા, એમાંનો એક ભાગ સાચવી ને ટંકી માં મૂકી દીધો ને બીજા ટુકડા પર ચૂનો કાંઠો ચોપડાયો ચોપડવા લાગ્યો, પણ મોંઠા માં મુક્યું સાથે તમાકુ ની ચપટી ભરીને મોંઠા માં મુકી. બહાર ના તેજ ને દીવા ના પ્રકાશ ને પ્રકાશનો એક આગલા ઓરડામાં પહોંચતો હતો એમને તેને અજવાડે ખેતી એ ભેરવેલો કોટ લઈ ને પહેર્યો ટોપી માથે મૂકી ધૂંટડો પા પાણી પીય ને જ બહાર નીકળવા ની એમને ટેવ હતી, પાર્વતી ડોશી જીવતા હતા ત્યાં સુધી તો બહાર જવાનો વખત થાય કે તરત પાણી નો પ્યાલો લઈને હાજર રહેતા એવી નાની નાની ઘણી વસ્તુ આ છેલા એક વર્ષથી એમને જાતે જ કરી લેવી પડતી પાણી માટે પ્રભાશંકર પનિયારા પાસે ગયાં ને ઘૂંટણો ઘરે ઉતારી ને પાછા વળતા હતાં જ્યાં એક ને એક એકા એક જાણે કોઈએ પાછળથી એમના કોટ ની બાઈ ઝાલી ને એમને રોક્યા એમનાં થી એકા એક પૂછાય ગયું શું છે હસમુખ ની માં નિસ્તભં

રહી ને પાર્વતી ડોશી ને વાત કરવા ની ટેવ હતી મોટા દીકરા મણિશંકર ને એમ મૃત્યુ પછી પ્રભાશંકર ઘણી વાર અન્યમંત બની જતાં ત્યારે ઘણું ખરું એમને

જમી જમી ને પ્રભાશંકર નોકરી એ જવાની ત્યારી માં જ હતાં એમની ટેવ મુજબ પાણી પીય ને રસોડા ની બહાર નીકળવા જતાં હતાં ત્યાં જ ત્યાં જ આમજ કોટ ની બાય ખેંચી ને એમને ઊભા રાખી ને પાર્વતી એ પોતે માતા થવાની છે તેના શુભ સમાચાર આપ્યા હતાં સંયુક્ત કુટુંબ સંયુક્ત કુટુંબમાં મર્યાદા જાળવી ને રેવાનું બે ઘડી એકાંત મેળવી ને એક બે શબ્દ બોલવાનું પણ ભાગ્યે જ બનતું રાતે માં બાપ ને ભાગવત સંભળાવી ને પ્રભાશંકર સુવા જાય ત્યારે પાર્વતી પથારી ને એક ખૂણે આખા દિવસ ના કામ થી થાકેલી ઊંઘાય ગેલી આંખે થી માંડ જાગથી બેઠી હોય અને તો પ્રભાશંકર ચાર શબ્દ બોલવા ના હોય ત્યાં એક જ બોલીને કામ ચલાવી લે એવા માણસ મરણ આવ્યુ તે દિવસે પણ પાર્વતી આમજ હતા પકડીને રોકતા કહેલું આજે જ ના જાવ તો ના ચાલે પણ પછી તરત જ પ્રભાશંકર નિત્ય નિયમ માં કશો ભંગ પડે તે સાચવી લેતા નય તે જાણી ને વાત બદલી નાખી ને કહેલું ના ના એતો મને અમથુંય જરા મનમાં એમ થયું લો એક ઘૂંટડો પાણી પીય ઘટકી જાવ આથી બારણાં ના આગડા માં કોની આગળ થી ફાટેલો કોટ ભેરવતા ઊભા રહી એક દમ એમનાં થી પૂછાય ગયું કેમ છો હસમુખ ની માં તમે બોલો તો સંભળાયા નઈ. એટલે પ્રભાશંકર એખલા જ બોલવા માંડ્યા શું છે? કોટ ફાટ્યો છે એમ કહવુ છે ને કે સોય થીંગડા મારું પણ સોય દોરો ક્યાં છે. પછી થોડી વાર અકળાતા હાથ મૂકતા પ્રભાશંકર એમ ને એમ ઊભા જ રહી ગયાં પછી જાણે પાર્વતી નો નાખુશ થયેલો ચહેરો જોયો હોય એમ બોલ્યાં તુ જ કહે ને તો હું હું શું કરું? વોવ મારા થી વારેવાર કહેવાતું નથી આવું થીગડું મારું છું, પછી તો કાય થીગડું શબ્દ ચારેક વાર ફરી ફરી ને બોલ્યાં એમને વરી યાદ આવ્યું એ પાછા ત્રણ ચાર વારસો નબળા ગયાં બડી ગયાં જમીન તો કશુંય કરતી હતી નહી

બહેન ના લગ્ન આ બધું ઉપાડતા પાંત્રીસો થય ગયાં આખરે પ્રભાશંકર ને પરણવાની અનુકૂળતા થઇ પરણ્યા પછી આનુ કરવા સાસરે ગયા ત્યારે પાર્વતી જોડે જે વાત થયી એ એમને યાદ આવી એમને કહેલુ મારી તો ઉંમર મોટી થયી સંસાર નો કરતા મારો રસ તો બધો ફૂકાય ગયો તેણે મારી જોડે ફાવશે પાર્વતી એ એની સખી એ શિખવાડે લો જવાબ આપ્યો હતો તમે જેમ મારે મનન બધું તો પછી મારે બીજાં કશા ની શી જરૂર છે પ્રભાશંકરે ઉમેરેલું પણ અમારા ઘર માં તો એક સિવો ત્યાં બે તૂટે એવો ઘાટ છે સંસાર ભોગવવા કરતા થીગડા મારવાનુ કામ

આખરે થાકી જ ને બો આગળ દીવો સળગાવવા પ્રભાશંકરે દીવાસળી શોધી પણ જળી નહી પણ દીવાસળી શોધતાં એક

કેટલું થીગડું મારવું પડશે તેનો અંદાજ કાઢી લીધો પોતાની બેનપણી લાડી નીચે સંગ્રેલ ગાભા ચિતરા માંથી માપસર નો એક ટુકડો કાઢ્યો એનો રંગ